કાળા કલર ની મોટી ગેટ છે બે માણસો ગેટ ની બાર આવતા અને પાછળ પિંક કલર ના ડ્રેસ વાલી એક છોકરી દેખાય છે.

મંદિરનો મુંગટ કલર વાળો દેખાય છે અને તેની પાસે વાદળો દેખાય છે.

એની સામે એક મેદાન છે જ્યાં નીચે આવવા માટેનો કિચ્ચળ વાળો રસ્તો છે.

એક મકાન તેની ફરતે કંપાઉન્ડ વોલ અને એક નાનો લાલ ગેટ છે.

ફ્લેવર બ્લોક વાળા રસ્તા પર એલ આકારનો સિલ્વર અને બ્લુ કલર નો સોફો દેખાય છે.

પારડી ગામમાં સોની હસમુખ લાલ ચંપકલાલની દુકાન છે જેને લાઈટ અને ફૂલોથી સજાવેલો છે.

એની બાજુમાં લાળછડિયાને બ્લુ કલર નું ફરવા માટેનું ચકેડુ અને પીળાને લાલ રંગના ઝૂલા છે જેના પર એક છોકરો અને છોકરી દેખાય છે.

નદીમાં પથ્થરો દેખાય છે અને તેની બાજુમાં કાદવ કિચડ વાળો રસ્તો દેખાય છે.

એક હૉલ ની અંદર ડેકોરેટ કરેલું મોટું સ્ટેજ સે તેના પર ત્રણ સોફા છે.

એક ઓફિસ છે તેમાં એક લાકડાના ટેબલ પર ચાર પાંચ વસ્તુ દેખાય છે.

એક પહાડ પર ચડવાનો વળાંક વાળો રસ્તો છે તેના પર લાકડાની રેલિંગ છે.